અહિયાં તમારે જુઓ આ રીતે જે ટપકા છૂટી જાય છે એ છૂટવા જોઈએ નહીં એકદમ શાંતિથી તમારે ધીમે ધીમે આ ટપકા જોડવાના છે. તો અહિયાં આપણે જે પિચકારીનું જે ચિત્ર છે એ દોરી કાઢ્યું છે હવે આપણે એમ રંગ પુરીછું અહિયાં આપણે પિચકારીમાં રંગ પૂરી લીધો છે રંગ બાર ના જાય એવી રીતે શાંતિથી રંગ પુરજો અને આ ચિત્રો પણ જોઈ કાંડજો પાછળ જે આઠ નંબરનુ card આપેલું છે એમાં ચિત્રો આપેલા છે પણ ઉપર દોરેલું છે તમારે ફક્ત રંગ પૂરવાનો છે રંગ આ શાકભાજીના ચિત્રો છે

રીંગણ પાલક તો તમે આમા color બાર ના જાય એવી રીતે રંગ પૂરી દેજો હવે આપણે નવ નંબરના card માં આવી ગયા છીએ.

તો આપણને સૈનિકનું ચિત્ર આપેલું છે તો સને બે માત્ર સૈ શોધીશું આ રહ્યું સૈનિક ઐરાવત પૈસા વૈધ દશ નંબર card માં જે મૂળાક્ષર છે એના વળાંક આપણે શિખવાના છે, તો જેવી રીતે નંબર આપેલા છે, એવી રીતે આપણ pencil ફેરવીશું. લ ટ ચમ અહિયાં છોડી દેવાનું છે. મૂળાક્ષર કેવી રીતે લેવો અ તમારે અહિયાં જોવાનું છે. અને પછી આમ કરીને આમ કાંતો તમે અહીથી આમ કરીન નીચે પણ લઈ શકો આ રીતે નીચેથી લઈ જવાનું અને ગોળ મીંડું વાળી દેવું. તમે બે રીતે કરી શકોછો એક માત્ર બીજામાં બે માત્ર

બધામાં લખી દેવાનું પછી જે four line આપેલી છે એમાં વચ્ચે જુઓ અળ મૂળાક્ષર આ રીતે લખવાનો છે. તો અહિયાં એક example આપ્યું છે તો બીજો તમારે જાતે લખી દેવાના એવીજ રીતે નીચે પણ તમારે લખીદેવાનું હું તમને એક લખીને બતાવું છું બાકીનું બધુંજ તમારે જાતે લખીદેવાનું આ રીતે તમારે ઉપર પણ લખીદેવાના અને નીચે પણ બે લાઇનમાં લ લખીદેવાના પણ લખતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમે જ્યારે પણ લખો છો ત્યારે તમારે આબ દરેક મૂળાક્ષર લખતી વખતે લ લ લ લ લ એમ બોલતું જવાનું જ્યારે ટ લખતા હોય ત્યારે બોલવાનું છે ટ ટ ટ ચ લખતા હોય તો ચ ચ ચ અને ખ લખતા હોય તો ખ ખ ખ બોલતું જવાનું અને બધાજ ખ લખીદેવાના આ બધુંજ તમે લખી દેજો અહિયાં શબ્દ લેખન આપ્યું છે તો પેલા આપણે શબ્દ વાંચવાનો અને પછી ત્રણ વખત લખવાનો છે લપસણી લપસણી તો અહિયાં લખીશું લપસણી એવી રીતે તમારે બે ખાના સુધી લખીદેવાનું અહિયાં હું ખાલી વાંચન કરવું છું લખવાનું છે તમારે ટપાલી ટપાલી ચૈતર ચૈતર બાજરી બાજરી ઐરાવત ઐરાવત નૈતિક નૈતિક કૈલાશ કૈલાશ બિલાડી બિલાડી ખેતર ખેતર બીકણ બીકણ રેખા રેખા વટાણા વટાણા અહિયાં તમે લખીદેજો શબ્દ આપણે વધી શું આગળના card અહિયાં અગીયા નંબરનુ card છે એનું તમારે વાંચન કરવાનું છે. એનું નામ અહિયાં આપેલું છે. વૈધજીવી દવા નીચે મૂળાક્ષરો પણ આપેલા છે

અંદર ઉપર આવી રીતે વાક્યો આપેલા છે અને નીચે સરસ મજાનું ચિત્ર એક આપેલું છે. તો આપણે વાક્યો વાંચીએ

છબીલ છમ છમ કરે નરેન છબ છબ કરે નરેન છબ છબ કરે છાલક છાલક રમે છાલક છાલક રમ નાક લાલ લાલ છે

બીમાર છે જેમ તાવ ચડે જેમ તાવ ચડે તેમ છબીલ રડે તેમ છબીલ રડે હવે બીજા બાજુમાં આ રીતે છબીલ સૂઈગ્યો છે અને વૈધ એની દવા કરવા આવ્યા છે તો આ એના પપ્પા છે. બાપા એ પણ જાણે બાપા એ પણ જાણે પીળા ચળી આ ટાણે પીળા ચડે આ ટાણે બાપ વહેલા ચાલે બાપા વહેલા ચાલે વૈધજીને તેડી ચડે આ ટાણે લાવે વૈધજીને તેડી લાવે વૈધજી નાળી પકડી વૈધજી નાળી પકડી છબીલના લલાટે અળકે છબીલના લલાટે અળકે બીમારીનો ઈલાજ આ બીમારીનો ઈલાજ આ લે મારી દવા ખા હવે પાછળના વાક્યો એકવાર વાંચી લઈશું બારણે ચકલી આવે છે કેવલને ચકલી ગમે છે તમે પણ મારી સાથે વાંચજો ચકલી આવ દાણા ચણ ચકલી દાણા ચણે છે ખેતરમાં કાબર આવે છે કૈલાશને કાબર ગમેછે કાબર આવ દાણા ચણ કાબર દાણા ચણે છે તાલ છાલ વાલ ગાલ લાલ, વાટ, પાટ, ચાટ, રાખ, ખાખ, ચાર, ચાંસ, ચાલ, ખાટલી

દૈનિક, સૈનિક, ખા છબ છબ છાલક, ઈલાજ, બીમારી, દવા ચડે ટાણે વૈધ બાર નંબરના card માં પેલા જે શબ્દ છે એને છૂટુંછૂટું મૂળાક્ષરમાં લખ્યું છે અને એ ભેગું કરીને લખ્યું છે આપણે આ રીતે વાંચવાનું છે શીખવાનું છે ટપાલી ટપાલી ટેબલ ટેબલ નૈતિક નૈતિક ચૈતર ચૈતર

આ ચકલી છે તો આમાંથી ચકલીનું ચિત્ર હોય ત્યાં આપણે લીટી કર લેવાની મને અનનસ ગમે દેવ રમત રમે છે. સૈનિક આવે છે. વિમાન ગાજે છે વિમાન ગાજે છે.

પાંચ નંબરના card માં તમારે તમારા મિત્રની મદદ લેવાની છે અને અહિયાં ચિત્રો જોઈને શબ્દ લખવાના છે તો પહેલું ચિત્ર છે ચકલીનું તો આપણે અહિયાં લખીશું ચકલી વિમાન કારેલાં વધારે છે એકજ કરેલું હોત તો કારેલું લખત આપડે અનનાસ ટપાલી cricketer કાંતો રમત પણ તમે લખી શકો હવે અહિયાં જે લીટી આપેલી છે આપણને ચાર લીટી આપેલી છે. તો આ શબ્દ ઉપરથી આપણે ચાર લીટીના વાક્યો લખવાના છે. પહેલું આપણે ચકલીનું વાક્ય બનાવીશું તો ચકલી ચૂ ચૂ બોલે છે

ગાજે છે

આવે છે.

આ રીતે વાક્યો તમારે લખવાના છે. તેર નંબરના card માં તમારે જાતેજ લખવાનું છે તો અહિયાં આપણે લખીશું ટપાલી અહિયાં જે શબ્દ લખ્યો છે એ મૂળાક્ષર શોધીને એના ઉપર ગોળ ટપકા કરવાના છે મીંડાં sorry અહિયાં ખેલાડી card નંબર ત્રીસમાં ફરીથી શબ્દ આપ્યા છે તો અહિયાં પહેલો શબ્દ વાંચવાનો લાકડી લાકડી અન અહિયાં ત્રણ વખત લખવાનું લાકડી લાકડી લાકડીઆ રીતે આખા પન્નામાં તમારે લખવાનું છે માનશી ચટણી ચટણી ખાટલી ખાટલી વૈદિક વૈદિક જૈ વિ ક જૈવિક

જી મારે અમ CRBT યાની કે કોલેટી એક્ટિવેટ કરાવવી છે મારા નંબર ઉપર, તો હું જાણી શકું છું કે અમ કઈ કઈ રીતે CRBT એક્ટિવેટ થઈ શકે છે અને શું ચાર્જ લાગે છે મન્થલી ચાર્જ યા એક વરસનો ચાર્જ સાથે પે કરીએ તો?

એટલે એ મેઈન બેલેન્સમાંથી કટ થાય યા એના માટે અલગથી એપ્લિકેશન ને અલગ જેમ કે કોઈ બી એ તમે વેબસાઈટ

અમ કોલરટ્યુન એક્ટિવેટ કરાવી છે

બધા letters કે ખાલી first

જી તો પછી આગળથી કોઈ confirmation માટે કંઈક પૂછશે અમ યા તો એવું કશું આવશે

અને કૉલ દ્વારા કરાઉ હોય તો જી one double two double five three એની અંદર આવું લખેલું capital માં મતલબ એવું કંઈ કહેવાનું યા ક્યુ આર કોડ હોય.

એટલે અર આલ્બમ અને ગમેતે સોંગ અમે સર્ચ કરીએ એ અમે મૂકી શકીએ એટલે બધા સોંગ તો available રહેશે ને કે આના માટે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ તો કરવાની નથી રહેતીને કે એ દ્વારા જ થઈ શકે કૉલ જણાયો છે એવી રીતે અમે કરવા ઇચ્છીએ તો થઈ જશે ને કે પછી એવું નઈ થાય ને કે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં કંઈક એકાઉન્ટ બનાઈ ને યા ફરીથી કરવું પડે ખાલી અમ જે કોલરટયુન સિલેક્ટ કરશું એનો જે મન્થલી ચાર્જ લાગશે એ જ, તો એના માટે મેઈન બેલેન્સમાં પૈસા હોવા જરૂરી છે? આપોઆપ ડીએક્ટિવેટ થઈ જશે, પછી એક્ટિવ કરાવા માટે ફરી વાર આની આવી પ્રોસેસ કરવાની રહેશે એ ગમેતે સોંગ મૂકીએ એના માટે fourty two છે કે અલગ-અલગ સોંગના અલગ-અલગ ચાર્જીસ પણ એની અંદર હોવું છે કે જેવી રીતે તમને એક મહિના માટે કોલર ટયુન એક્ટિવ થાય છે અમારી right, તો એક મહિના માટે જે કોલર ટયુન એક્ટિવ થાય છે તો અમે ચેન્જ કરી શકીએ કે એક જ વાર અમે જે મૂકી છે એ જ અમને આખા મહિના ચલાવાની એવું હોય કે બે યા ત્રણ વાર અમે ચેન્જ કરી શકીએ એવું કશું છે આની અંદર એક મહિનામાં અમને ત્રણ કે ચાર સોંગ સિલેક્ટ કરવાનું અલગ-અલગ એક વાર એક્ટિવેટ કરાઈશું તો એક જ વાર થશે other પછી next month અમે જે કરાઈ છીએ એમાં અમે ચેન્જ અને અગર કોલરટયુન જેમ કે like એક મહિનામાં કરાઈ છે અને જે કોલરટ્યુન પસંદ નથી અને અમને તાત્કાલિક ડિએક્ટિવેટ કરાવી છે તો ડિએક્ટિવેટમાં કેટલો સમય લાગે છે અને શું પ્રોસેસ હોય છે એની કૉલ દ્વારા બી જણાઈ દો અને મેસેજ દ્વારા બી જણાઈ દો અને કેટલા સમયમાં બંધ થાય છે ડિએક્ટિવેટ કરાવી હોય તો કોલર ટયુન જી અને ફરી વાર એક્ટિવેટ કરાવી હોય તો જે પ્રોસેસ આપે જણાઈ છે

હોય છે કે આ રીતે જ અમે એક્ટિવેટ કે ડીએક્ટિવેટ કરાવી શકીએ અને એમાં કેટલો સમય લાગે જેમ કે મારે name tune મૂકવી છે ત્રણ દિવસ ચોવીસ કે અડતાલીસ કલાક કે બે દિવસમાં એવું કશું ના થાય, ત્રણ દિવસ proper લાગે કે એની પહેલાં એક્ટિવેટ એની અંદર શું પ્રોસેસ કરવાની હોય છે અગર અમને name tune મૂકવી હોય તો? એમાં કેટલા letters હોય છે એવું કઇ હોય છે કે

આશરે કેટલો સમય બે યા ત્રણ દિવસ લાગે? જેમ એક્ટિવેશનમાં લાગે છે, એમ ડીએક્ટિવેશનમાં બી same એટલો જ સમય લાગે છે? કેમ કે name tune મૂકવા માટે આ છે, એની અંદર શું ચાર્જ લાગે છે અગર name tune અમે એક્ટિવેટ કરાવીએ છીએ તો એની અંદર શું ચાર્જ લાગે વધારે ચાર્જ લાગે છે જે આની અંદર fourty two કેવી રીતે મન્થલી અને એની અંદર મન્થલી શું ચાર્જ લાગે છે? મન્થલી fifty six આની અંદર બી same હોય છે કે એકાઉન્ટની અંદર પૈસા હોય તો deduct થાય અને તો જ એક્ટિવેટ થાય? જી, અગર કોલિંગ દ્વારા કરવી હોય name tune એક્ટિવેટ તો?

એમના માટે અમને કંપનીના નામની જે મેઈન ટયુન મૂકવી છે

ત્રણ દિવસની પ્રોસેસ તો લાગવાની જ છે અને એના એક્ટિવેશનના same ચાર્જ છે કે ચાર્જ અલગ છે? તો direct ત્યાંથી reject થશે, જે એને એક્ટિ

અને આ સિવાય તો આટલી જ છે ને કોઈ એપ્લિકેશન તો છે નઈ કે જેના દ્વારા થઈ શકે એટલે મેસેજ દ્વારા અને કૉલ દ્વારા કરાવી અમે એક્ટિવેટ કરાવી શકીએ છીએ પણ એની અંદરની જે રીતે રિચાર્જ કરાવીએ ફ્રી આવે છે તો ફ્રી આવે છે એક્ટિવેટ કરાવવા માટે જ અમે fourty two જે ચાર્જ કપાય છે આપવો પડે કે એ એક્ટિવેટ અમે લોકો બી એપ્લિકેશન દ્વારા કરી શકીએ, જો એ રિચાર્જ બેનીફીટ સાથે આવે છે તો? જી પણ એના માટે બી અમુક વાર એવું થાય છે ને કે સોંગ મૂકવું હોય તો અમને એક્ટિવેટ કરાવી પડે, યા અમે એવી રીતે કોઈ એપ્લિકેશન હોય જેની અંદર જઈને અમને એપ્લિકેશન add કરવાની રહેતી હોય.

પણ અલગ હોય ને, જેવી રીતે PRBT નું આવે છે ઓપ્શન તેની અંદર તમે સિલેક્ટ કરી શકીએ છીએ, હા જોકે અલગ જે name tune આવે છે other કંપનીની એ અમે સિલેક્ટ કરીએ તો અમે ચેન્જ નથી કરી શકતા

એક્ટિવેશન માટે આ જ પ્રોસેસ છે અને જો અમે ડીએક્ટિવેટ કરાવી હોય તો ડીએક્ટિવેટ માટે આપે શું જણાવ્યું હતું, એક વાર ફરી જણાવી દેશો મેમ. ડીએક્ટિવેટ અમારે કરાવી હોય name tune ત્યાં બધી ટયુન એક જ થાય છે? જી અને મોબાઇલ નંબર સ્પેસ છોડીને

એક્ટિવેટમાં ડીએક્ટિવેટમાં ખાલી ટયુન મૂકવા માટે ચાર્જ પે કરવાનો છે, બાકી ચાર્જેબલ નથી ને?

તો બધા ઉપર આવી રીતે અમે કરાવી શકીએ છીએ ને, ખાલી મેઈન બેલેન્સ ધ્યાનમાં રાખીને કરાવવાનું રહેશે.

the newyork times best seller book છે જેની book summary આપણે દસ ભાગમાં સંપૂર્ણ કવર કરીશું કહીશું. અમારી ચેનલ subscribe કરી દેજો અને bell icon પર press કરી દેજો જેથી આગળ ના વિડિઓની notification મળી જાય. રીચીયર ગુડવેર તમને કેવી રીતે ઉપયોગી થશે? ધનવાન બનવા માટે વધુ આવક મેળવવાની જરૂર છે એ બ્રહ્મણા ને ખોટી પડે છે. તમારું ઘર તમારી મિલકત છે એ તમને પડકારે છે. મા-બાપ ના સમજાવ્યા પછી ના તમારા બાળકોની સમજણા શાળા ની પરંપરાગત જેના પર તમે વિશ્વાસ ન રાખી શકો. મિલકત અને જવાબદારી ચોખ્ખી સમજણ આપે છે. તમારા બાળકો ના આર્થિક ભવિષ્યમાં એનું માર્ગદર્શન આપે છે. લેખક વિશે માહિતી બરોબર સિત્તેર ટકા લોકો ની ધનવાન થવાની પદ્ધતિ શીખે છે. લોકોના આર્થિક સંઘર્ષનું મુખ્ય કારણ તે શીખ્યા ના વર્ષો વિતાવ્યા હોવા છતાં તે નાણા અંગે કશું જ છુપાવતા નથી. એમનું પરિણામ એ આવે છે કે આવા લોકો આ જીવન માટે નાણા માટે કામ કરે છે પણ,

તમારા ઉજ્વળ આર્થિક ભવિષ્ય માટે બજાર ની સાચી સમજણ પૂરી પાડે છે. જીફ જીગ્લર જે વિકસત લેખક તરીકે પ્રખ્યાત હતા. જો તમારે ધનવાન થવું જ હોય, તો પુસ્તકમાં તે અંગેનું બધું જ ડહાપણું ભરેલું છે. માટે આ પુસ્તક ખાસ વાંચજો અને તમારા બાળકોને પણ તે વાંચવા પ્રેરિત કરજો. માર્ક વિક્ટર હેન્ડસન પોતાના પર આર્થિક ભવિષ્યમાં પ્રાબુ ઝંખથી કોઈ પણ વ્યક્તિએ આ પુસ્તક વાંચવું અનિવાર્ય છે US today પ્રકરણ એક ધનવાન પિતા અને ગરીબ પિતા. રોબર્ટ દ્રષ્ટાંત કથા મારે બે પિતા હતા. એક ધનવાન અને એક ગરીબ. તે ખૂબ જ શિક્ષિત અને બુદ્ધિશાળી. તેઓ પાસે PhD ની ડિગ્રી હતી અને અનુસ્થાપકની બાર વર્ષ નો course તેઓ એ બે વર્ષમાં પૂરો કરી દીધો હતો. તે પછી તેઓ સ્ટેનફોર્ડ યુનીવર્સીટી સીકાગો અને નોર્થ વેસ્ટ યુનીવર્સીટી માં આગળ નો અભ્યાસ કરવા ગયા હતા.

જીવનમાં તેઓ એ સખત મહેનત કરી હતી. બન્નેઓ એ ખાસી કમાણી કરી હતી. છતાં મારા ગરીબ પિતા આખી જીવન સંઘર્ષ કરતા રહ્યા. જયારે મારા બીજા ધનવાન પિતા શવા ની સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. એક પિતા જયારે મૃત્યુ પામ્યા ત્યારે પોતાના કુટુંબ માટે સખાવતી માટે અને પોતાના નીજીવી બાબતે કળવળ માં નીકળી ગયા. જયારે બીજા પિતા આખી જીંદગી બિલો ચુકવવા માં નીકળી ગયા હતા. બંને જણ પોતપોતાના સ્વપ્નો વક્રદાર મજબૂત મનના અને મોહક વ્યક્તિત્વ ધરાવતા હતા. બંને જણોએ મને સલાહ આપવાનું કામ કર્યું હતું. પરંતુ બંને એક સરખી સલાહ આપતા ન હતા. બંને જણ શિક્ષણ અંગે મજબૂત માન્યતા ધરાવતા હતા. પરંતુ તેઓ અભ્યાસ માટે એકસરખું માર્ગ સૂચવી ન હતું. જો કે મારે એક જ પિતા હોત, તો હું કા તો એમની સલાહ સ્વીકારી યા તો નકારી કાઢત. પરંતુ બે પિતા હોવાને લીધે મને બે વિરોધાભાસી પસંદગીનો અવકાશ મળ્યો હતો. તે એક ધનવાન પિતાની અને એક ગરીબ પિતાની એક યા બીજી સલાહ સ્વીકારવા નકારવાની બદલે મને વધુ વિચારવા.

અને ગરીબ વ્યક્તિ સાવ ગરીબ ન હતા. બંને પોતાની કારકિર્દી હજુ શરૂ કરી હતી. અને બંને નાણા અને કુટુંબ અંગે મુજવણ અનુભવી રહ્યા હતા. પરંતુ તેઓ બંને નાણાકીય વિશે

કિશોર તરીકે ના દ્રઢ મનોબળવાળા પિતાની અસર જેવી મારા માટે મુશ્કેલ હતું. મારે એક આગ લાગી પુત્ર બનીને તેઓને સંભાળવાના હતા. પરંતુ બંને પિતા એક સરખી વાત કરતા ન હતા. નાણાકીયના બંનેના વિચારો એટલા બધા વિરોધાભાસી હતા કે મને કુતુહલ થતું પણ સાથે સાથે મૂંઝાય પણ જતો. તે બંને જે કહેતા પેપર મેં લાંબો સમય વિચાર કર્યો. મારો ઘણો બધો સમય એવો સવાલ ના જવાબ શોધવામાં જતો હતો. જેમાં હું મારી જાતને પૂછતો તેઓએ એવું શા માટે કહ્યું? અને પછી બીજા પિતાની પણ વાત હું સવાલ પૂછતો. મારે એમ કહેવું વધારે સહેલું હતું કે હા તેઓ સાચા છે. હું તેઓ સાથે સહમત છું. અથવા હું એમ કહે કે ડોસા ને પોતે શું બોલે છે તેની ખબર નથી. પરંતુ હું બંને પિતાઓને ચાહતો હતો. તેથી મારે બંનેની શીખ પર વિચાર કરવો પડતો અને છેવટે મારી મતિ અનુસાર માર્ગ લેવો પડતો હતો. લાંબા ગાળ્યા પ્રક્રિયા મારા માટે ખૂબ જ મૂલ્યવાન નીવડી.

તેનું કારણ એ છે કે નાણાં અંગે સમજ ઘરમાં આપવામાં આવે છે નહીં કે શાળામાં. આપણીમાં મોટાભાગના લોકોમાં નાણાં અંગે આપણા માતા-પિતા પાસે સમજ મેળવતા હોય છે. તો પછી ગરીબ મા-બાપ નાણાં અંગે તેઓના બાળકને શું કહી શકે? તેવો સીધી સાદી રીતે કહે કે નિશાળે જઈને ખૂબ મહેનત અભ્યાસ કરજો. બાળક ખૂબ સારા ગુણે સ્થાનક બની જશે. પરંતુ તેની માનસિક દૃષ્ટિબિંદુ અને નાણાકીય સમજ ગરીબ વ્યક્તિ જેવી જ રહેવાની. તેનું કારણ એ છે કે કિશોર વહીથી એને એમ શીખવામાં આવ્યું હતું. નાણાં અંગે શાળાઓમાં કઈ શીખવામાં આવતું નથી. શાળામાં વિદ્વાન બનવાની અને અમુક પ્રકારના ધનવાન બનવાની શીખવામાં આવે છે. નાણાને કેમ સાચવવા તે શીખવામાં આવતું નથી. આ જ કારણથી હોશિયાર બેન્કરો, ડોક્ટરો, એકાઉન્ટરો જે હોય એ શાળાની કારકિર્દી દરમિયાન માર્કસ મેળવ્યા હોય છે. તેઓ જીવન પર આર્થિક સમસ્યાઓથી અટવાયેલા હોય છે. આપણું જબરજસ્ત રાષ્ટ્રીય દેવું એ ખૂબ ભણેલા રાજકારણીઓ અને સરકારી ઓફિસરોની દેન છે. જેઓ નાણા વિશે સાવ થોડી જ કે જરાય ટ્રેનિંગ વગર આર્થિક બાબતોની નિર્ણય લે છે. હું જ્યારે આવતી સદી વિશે વિચારું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે લાખો લોકો માટે આર્થિક અને મેડિકલ સહાયની જરૂર પડશે ત્યારે શું થશે? તેઓ તેમના સગાઓ અથવા સહકાર પાસેથી આર્થિક સહાયની રાહ જોતા બેસી રહે છે. મેડીકેર અને સામાજિક સુરક્ષા સંસ્થાઓ પાસે નાણા જ નહીં હોય. તો શું થશે? જો નાણાં અંગેની સમજણનો વિષય માતા-પિતા પર છોડી દેવામાં આવશે જેવો મોટાભાગના ગરીબ છે. તો દેશ કેવી રીતે ટકશું? મારે બે પ્રભાવશાળી પિતા હતા. તેથી બંને પાસેથી સમજ મેળવી શકતો હતો. મારે દરેક પિતાની સલાહ પર વિચાર કરવામાં આવતો એમ કરવાથી મને અમૂલ્ય સમજ એ મળી. કે એક પિતાના વિચારની શક્તિના સ્તર જેને ધ્યાનમાં કેવી રીતે કેટલી અસર કરતી હશે? દાખલા તરીકે એક એક પિતાને એવું કહેવાની ટેવ હતી, તે મને નહીં પોસાય. બીજા પિતા ત્યારે તેઓ તે શબ્દ વાપરતા નહીં. તેઓ એવો આગળ રાષ્ટ્ર કે હું બોલું મને કઈ રીતે પોષાઈ શકશે? એક નિવેદન હતું મારે તો પ્રશ્ન હતો. એક તમને તમારા વિચાર કરવામાં છૂટા કરી દેતા હતા. તો બીજા તમને વિચાર કરવા દબાણ કરતા હતા. ધનવાન થઈ જવાની ટોચ પર આવેલા પિતા મને સમજાવતા કે જ્યારે આપણે બોલીએ છીએ આપણે નહીં પોસાય તો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય છે. જ્યારે એવી રીતે પૂછે કે મને કઈ રીતે પોષાઈ શકશે? ત્યારે આપણું મગજ કામ કરતું થઈ જાય છે. તેઓનો કહેવાનો અર્થ એ હતો.